હેલ્લો અંજુમન અને સોની કેમ છો મજામાં?

શુભ સાંજ

સૌથી પહેલા તો ભારત ભારતમાં બસો વર્ષ જ્યાં અંગ્રેજોએ રાજ કર્યું એ આપણા માટે બહુ

રાજારામ મોહન રાય પછી શહીદ દિવસ એના માટે ઉજવવામાં આવે છે એવા મંગલ પાંડે. અમ મદનલાલ ધીંગરા એ બધા જે ફ્રીડમ ફાઈટર હતા. જે આપણા માટે શહીદ થયા અને એ પણ એમની યંગ એજ માં શહીદ

તો એ આપણા માટે બહુ કહેવાય કેમકે એ લોકો જે આપણા જે દેશને બચાવવાનું હતું આ ગુલામ હતી બહાર લાવવાનું હતું એમાં ગાંધી બાપુ આપણા જે દલિત સમાજના જે છે ડોક્ટર ભીમ રાવ આંબેડકર એમણે બંધારણ કોનસ્ટીટ્યુશન બંધારણ જે છે એનો અમલ લાઓ એને ઘડવાનો કાયદો બનાવ્યો એ બધું અત્યારે આપણને હેલ્પફૂલ છે જેના લીધે આપણે આપણા ઘરમાં આપણા દેશમાં સારી રીતે અને સુરક્ષિત રીતે રહી શકે છે આપણે અહીંયા રહી શકીએ છીએ પણ આપણી સરહદ ઉપર આપણા જ સૈનિકો છે આપણા જે આપણા જે ફોજીયો છે એ લડત લડી રહ્યા છે આપણા રક્ષણ માટે એ પોતાની જાણ ગવાઈ રહ્યા છે તો એ એ આપણા માટે સારું કહેવાય અને આપણે એમનો આભાર માનવો જોઈએ કે એ આપણને આટલી બધી હેલ્પ કરી રહ્યા છે જેના લીધે આપણે શાંતિથી જમી શકીએ છીએ બેસી શકે છે ફરી શકે છીએ તો એ બધો જે છ એ બધું સૈનિકોને પર છે. બીજી વાત કે બંધારણ આપણે જે બધાની છૂટ મળી છે એ બધું આપણા જે કાયદો ઘડાયો એ એનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ એમાં ડોક્ટર ભીમ રાવ આંબેડકર એ બંધારણ બંધારણ અમલ થયું અને ઓગણીસ છવ્વીસ જાન્યુઆરી ઓગણપચાસ ના દિવસે બંધારણનો અમલ થયો એ દિવસને કોનસ્ટીટ્યુશન દિવસ બી ગણાય છે અને રિપબ્લિક ડે પણ ઉજવવામાં એટલે કે ભારતનો ગણતંત્ર દિવસ અને એમાં જે ધ્વજ ફરકાવવામાં આવે છે એટલે આપણા ભારતનો તિરંગો અહીં લાલ કિલ્લા ઉપર ફરકાવવામાં આવે છે જેનું જ જેની ફરજ આપણી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ અ એમના હાથે લહેરાવવામાં આવે છે તો એ આપણા માટે ગૌરવની વાત છે આપણું રાષ્ટ્રગીત આપણું રાષ્ટ્રધ્વજ આપણું રાષ્ટ્ર ગાન આપણું રાષ્ટ્ર ખોરાક શું છે એ બધું એ કોન્સ્ટિટ્યૂશન જે બંધારણ ભીમ રાવ આંબેડકર જે આખી પ્રમુખ અ પદ્ધતિ જે એમણે બનાવી હતી એના ઉપરથી બધા દેશો આખી જોઈએ આપણી પૃથ્વી ઉપર જેટલા દેશો છે એ બધાનો અભ્યાસ કરીને

બ્રાઝિલ એ બધા દેશોમાંથી એશિયા ચીન એ બધા દેશોમાંથી ટુકડો ટુકડો કરીને બધું સંગ્રહિત કરીને એક જૂથ કર્યું છે એટલે જે આપણું ભારતનું બંધારણ છે આખા વિશ્વનું સૌથી મોટું અને સૌથી લેખિત બંધારણ છે અને એ બંધારણ બનાવવામાં જેટલા પણ આપણા જે કર્મચારીઓ જેટલા નું પણ ઉપયોગ થયો છે એ બધાનું કેટલા દિવસ થયા છે કવ બે બે વર્ષ આઠ મહિના અને અગિયાર દિવસ આટલા સમયમાં રાત દિવસ મહેનત કરીને આપણા જે ફ્રીડમ ફાઈટર છે. આપણા નેતાઓ હતા જવાહરલાલ નહેરુ બધાએ બધાએ આખી સમિતિ બનાવીને આટલા સમયમાં એમણે બંધારણ રચ્યું અને અંતે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલમાં આવ્યું તો એ બંધારણ અમલમાં આવ્યું એમાં આપણા બધા બધા સમાજના જેમકે ઊંચી જાત નીચે જાત એમાં જાતનો તો કોઈ છે ને અનુસૂચિત જાતિ એના માટે કેટલી છૂટછાટ હોવી જોઈએ અનુસૂચિત જનજાતિ એને રહેવા આપણા દેશમાં કયા બહારના નાગરિકો આવી શકે છે એમને કેટલા સમયની નાગરિકતા મળી શકે છે જેનાથી આપણે આપણે જે વોટિંગ કાર્ડ કરાવીએ છીએ એના માટે એ લોકોનો હક છે કે નહીં આપણા દેશના પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે આપણા દેશમાં સંસદ ચાલુ છે સંસદ સત્ર ક્યારે પૂરું થાય એનો કાયદો આપણું ન્યાયતંત્ર ન્યાય કોણ આપી શકે એ બધું જે આખી દુનિયામાં સૌથી અલગ છે અને બધું મિક્સ કરીને જે મિશ્ર જે સંયુક્ત બંધારણ બન્યું છે એ આપણા ભારતનું છે તો એ આપણા માટે ગૌરવની વાત છે અંજુમન બહેન તમે કંઈક કહેશો હા આજે જે આપણે જે આઝાદ દેશમાં જીવી રહ્યા છીએ આઝાદીથી દરેક બાબતમાં આપણને છૂટ છે જીવવાની ખાવાની પીવાની આપણે સુવાની આપણે જ્યારે ગમન પડીએ એટલે ત્યારે આપણે સુઈ જઈએ જ્યારે મન થાય ત્યારે ખાઈ લઈએ જેમ મન થાય ત્યાં આપણે જતા રહીએ ગમે તે એટલે અત્યારે એવું છે કે સ્વતંત્ર ભારત છે પહેલા આવું ન હતું જ્યારે આપણે ક્રાંતિકારી હતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યારે જીવીત થતા ત્યારે આવું ન હતું ત્યારે તો એ બિચારા તો લડત લડતા લડતા જીવન ગુમાવી દીધું છે. એમણે જે પણ કહ્યું છે આપણા માટે જ કર્યું છે અને એમ આપણે એમ જ એમને રાષ્ટ્રપિતા નથી કહેતા કેમકે એમણે

હિંસા અને અહિંસાને લીધે આપણે જે લડત લડી છે અંગ્રેજોને એટલે જ શાંતિથી લડી છે જેમ કે આપણે જવાલાલ નેહરૂ છે લાલ બહાદુર શાસ્ત્રી છ આપણે

અને આપણા જે શહીદ ભગતસિંહ છે અને સુખદેવ છે એમણે તો આપણે ફાંસી આપવામાં આવી હતી એમણે અંગ્રેજોને ખીલાફ છે નારો આપ્યો હતો ઈન્કલાબ જિંદાબાદ નો અત્યાર સુધી યાદ છે કેમકે આપણે ત્રેવીસ માર્ચે ઉજવીએ છીએ શહીદ ભગતસિંહ એ દિવસ ઉજવીએ છીએ તો સોની આપણે જણાવશો તમે કે આપણે દેશ માટે જે ક્રાંતિકારી એ કર્યું છે એમણે શું શું કર્યું છે તેને થોડું ડિટેલ્સમાં જણાવશો તમે પહેલી વાત તો મને ખૂબ જ ગર્વ છે કે હું ભારતમાં જન્મ લીધી અને હું ભારતીય છું અને મને બહુ ગર્વ છે કે આપણા ક્રાંતિકારીઓ જેમ કે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દિરા ગાંધી જેવી ઘણી બધી નેતાઓ અને મહાન પુરુષોએ ને કારણે આજે અમે લોકો આજ એક અને સારી રીતે જીવન જીવી શકે છે એના હું આભાર માનું છું કે જે આપણા જીવનના ફિકર કરી વિના વિના હમ આપણા આપણે લોકોને એક જીવનદાન આપ્યું છે

મહાત્મા ગાંધીન વેલા જમાનામાં બહુ ઘણી બધી લોકોએ જેમકે સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ સર અને ડોક્ટર ભીમ રાવ આંબેડકર જેવો એક દલિત જાતીતી હતા જેન કેમ દલિત અરે આંબેડકર નો ડોક્ટર ભીમ રાવ આંબેડકરને સ્કૂલ શાળામાં પણ ભણતા જાય ભણવા જાય ત્યાં લોકોએ એમન અરે આંબેડકર થી દૂર હટી જાય કેમ કે તે દલિત જાતિ થી હતા જેને કારણે લોકોએ છૂત અછૂત ને સમસ્યા ઉત્પન્ન થઈ જેના કારણે બધામાં જાતિના ભેદભાવ ધર્મ ભેદભાવ આદિ જેવા જોવા મળે છે એમ તમે દિવ્યા બેન સુ કો છો? ત્યારે ઓછી છે કેમકે અત્યારે આપણો દેશ કયા લેવલ ઉપર છે વિકાસશીલ છે તો એમાં છૂત અછૂતનું એટલું બધું અત્યારે નથી જેટલું પહેલા હતું પહેલા તો અંગ્રેજો આપણને છૂટ અછતનું જ શીખવાડતા હતા કયા બાકી આપણા જે છંદ જે આપણા ગ્રંથો જે આપણું સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ અને આપણો જે મહાભારત રામાયણ એની જે કથા લખેલી છે એમાં એક કે એવું છે નહીં છૂત અછૂત નો શબ્દ છૂત અછૂત આપણા અંગ્રેજો જે કરી ગયા છે ને એના લીધે છૂત અછૂતનું અમ વિગ્રહ પડે છે બાકી એવું ન હતું આખો દેશ એક હતો હિંદુ મુસલમાન પણ એક હતા હિન્દુ મુસલમાન બધું એક થઈને સાથે રહેતા હતા ત્યારે આપણો દેશ એક હતો અને અખંડ ભારત બન્યો હતો

એ વધારે તો એ લોકો કરીને ગયા છે કેમ કેમ કે જે આપણે ઇતિહાસ જે બહુ પહેલા ના જમાનામાં આપણા સૈનિકો જે આપણી રક્ષા કરતા હતા સરહદ ઉપર તો એના માટે ઓલી જે મિસાઈલ બનાવવામાં આવતી તો એ છે ને ગાયનું માસ અને હોય એનું એના માસ થી એની ગોળીઓ બનાવવાની આવતી અને ગોળી એ મિસાઈલમાં નાખવાની અને એ મિસાઈલ આપણા મોઢાથી ફૂંક મારીને કરીએ ત્યારે એ મિસાઈલ માંથી

અને પણ અંગ્રેજો આવ્યા ત્યારે એમની એકતા વચ્ચે દરાર પડાવી અને એમના લીધે આખો ભારત દેશ કટકા કટકામાં વિભાજીત થઈ ગયો અને પછી છેવટે આપણા જે લોખંડી પુરુષ કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ એમણે એક અખંડ પુરુષ તરીકે એમણે એક થઈને બધા આખા ભારતને અખંડ કર્યો બસોને બાસઠ બસોને છાસથ છે કે બાસઠ છે એટલા રજવાડાઓ હતા અને એમાંથી આખું ગુજરાત એક થયું મહારાષ્ટ્ર એક થયું એવી રીતે બધું એક થઈને હવે આખો ભારત દેશને અખંડ બનાવ્યો વિકાસશીલ બનાવ્યો તો એ આપણા માટે ગૌરવની વાત છે અંજુમનબેન તમે કહેશો

આપણે જીતીએ છીએ ને એવું છે કે આપણા જે ક્રાંતિકારી હતા એ બહુ સ્ટ્રોંગ અને બહુ બાદ હતા એમને કારણે જ આપણે રહી શકીએ છીએ તો સોની તમે થોડુંક ડિટેલ વિગત મને એની જણાવશો

બહુ વિશાળ અને તરક્કી જોવા તરફથી કરે છે જેમકે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ બનાવવામાં આવે છે

મને એ વાત માં એ એ વાત પર એ વાતમાં એ વાત કહેવામાં ઘણું બધું ગર્વ છે એક હું એક ભારતીય છું અને હું ભારતમાં જન્મ લીધી એમ કહેવામાં આવે છે કે ભારતીય વિવિધતામાં એકતા છે ભારતમાં વિવિધતામાં એકતા છે ભારતમાં દરેક જાતિ ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા લોક નિવાસ કરે છે અને બધા લોકો હળી મળીને રહે છે જેમ કે ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે જેમ કે દિવાલી ઈદ ઈદ હોલી આદિ જેમ તહેવારો ઉજવવામાં આવે છે ભારતે એક સંપૂર્ણ ને વિકાસશીલ દેશ છે જેનો વિકાસ અત્યાર સુધી પણ થાય છે અન આવા મને આ વાતનો ગર્વ ઘણું બધું ગર્વ છે ક આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાઈ ભારતનો વિસ્તાર વિકાસ અત્યાર સુધી પણ ચાલુ રાખ્યા છે અને એનો સાબરમતી આશ્રમ ના ઉપર આઝાદીના અમૃત મહોત્સવ નો ઉદઘાટન કર્યું હતું આ ફેસ્ટિવલ બાર માર્ચ ડો હજાર એક્કઈસ થી બે હજાર ટેઇસ સુધી

એક હાર ઘર તિરંગા જોવા મળે છે. બધા લોકો ઘરના ઉપર છત પર તિરંગા જોવા મળે છે અને મને આ વાતનું પણ ગર્વ છે કે બધા જ ભારતીય તિરંગાનો સન્માન કરે અમ તમે હા મારું કહેવું એવું છે કે અત્યારે જે આપણો દેશ આગળ વધી રહ્યો છે એને આગળ જ આમ સમૃદ્ધિ મળતી રહે છે આગળ આપણું નામ રોશન કરતા રહે અને આપણા એની પાછળ આપણા દેશનું પણ નામ રોશન થાય એ આપણા માટે લાભદાયક કહેવાય

અમ ચેમ્પિયનશિપ કોઈપણ સ્પર્ધા કુસ્તી ચેમ્પિયન તહેવારોમાં પણ સૌથી પહેલા દિવાળી જે આખા તહેવારોનો રાજા ગણાય છે ખાવામાં ફ્રુટમાં બધામાં અત્યારે સૌથી મોંઘી જે ઉનાળાની સીઝનમાં કેરી ચાલે છે એમાં સૌથી મોંઘી કેરી આપણા ઇન્ડિયામાં છે જેની કિંમત પણ આશરે બે કરોડ ઉપર હશે પણ એ સૌથી મોંઘી કેરી છે તો આપણે ગર્વ લેવાની વાત છે કે આપણા ઇન્ડિયામાં થાય છે અને

મને આ વાતનું પણ ગર્વ છે કે અમે લોકો ભારતીય છીએ બસ શુક્રિયા. hello માસી જી જય શ્રી ક્રષ્ણ હા જય શ્રી કરશ બેટા શું કરે છે

જો હમણાં જમીને પછી free થઇ ને એટલ પછી આ બધા કીર્તન ની book લઈને બેઠી ચુ ને વાચું છુ બરાબર તમે બૌ હમણાં કીર્તન ને આખો ઇજ દિવસ કરતા હોય નય હા મને છે ને કીર્તન માં બૌ રસ અને આમય મને ભક્તિ માં બૌ રસ અટલે મી વધારે time એમજ કાઢવાનું હોય

કરો કે કરતા હય્શો ને તમે તમારું હા હા ઘરે શિવ જી ને આપડે ઘરે દીવા બત્તી કરીએ મંદિર માં તો ઘરે શિવાજી ની પૂજા કય રિયે કરો તમે ઘરે?

ને પછી પેલા દિવા બત્તી કરીને ગણેશ ને ને આપડી કુળ દેવી ને પછી શિવજીને ચોખા જલ થી નવડાવયે ને બીલી પત્ર ને ફૂલ ચડાવી કરી લઉં પછી ઘરે પાછુ આરીતે હોય ને પછી જપ કરવા

બરાબર પછી મંદિર એ જાવ કે નો જાવ હા જાવ ને મંદિર એય તે

હા જયારે હું શિવ જી ના શિવ જી ના મારે જવું ને મંદિર એ એટલે હું પૂજા ની થાળી લેતી